ઇમારતની સામે એક મોટો બોર્ડ છે જેના પર ફ્રાઉન્ડ્રી નું નામ અને સરનામું લખેલું છે.

આ દુકાન કેક અને અન્ય બેકરી ઉત્પાદનો વેચે છે જે તેના નામ ધ લાઈવ કેક શોપ પરથી સ્પષ્ટ થાય છે.

આ કદાચ કોઈ પેવર બ્લોક અહ સ્થળ અથવા સ્ટોરેજ યાર્ડ હોઈ શકે છે.

આ એક સુંદર મંદિર છે રાત્રિનો સમય છે અને વાતાવરણ શાંત છે.

ઘરની આસપાસ ખુલ્લી જગ્યા અને અન્ય ઈમારતો દેખાય છે.

નિરવાની ગ્રેવી પા પાણી ચીકન વગેરે જેવા વિભાગો છે બોર્ડ પર સ્પષ્ટ પણે લખેલું છે કે દર ગુરુવારે હોટલ બંધ રહેસ દીવાલ પર એક ઘડિયાલ પણ લટકેલી દેખાય છે.

આ ચિત્રમાં રસ્તાની બાજુમાં એક વાદળી રંગના ખાલી સ્ટોલ અથવા બા લારી દેખાય છે.

એક વ્યક્તિ કાર ના ડ્રાઇવર સીટ તરફ ના દરવાજામાંથી અંદર જુકી ને કંઈક જોઈ રહ્યો છે.

રૂમ માં એક કમ્પ્યુટર સે સેટઅપ અને અન્ય મેડિકલ ઉપકરણો પણ છે.

વચ્ચે કઈક અજવાળું આવી રહ્યું છે જે કદાચ કોઈ ઘર અથવા અન્ય ઇમારતનું હોઈ શકે છે.

દિવાલ પર કેટલાક ફોટો ફ્રે્મ્સ અથવા ચિત્રો લટ લટકાવેલા છે આ દુકાન જુની અને ભીડ વારી લાગે છે.